વાહ રે વાહ બહુ સરસ તમે તો આખું study કરી લીધું દિભાઈ હે! તમારું તો study પેલાય પાકુને અત્યારે ભી પાકું જ છે એકદમ શું વાત છે

વાહ આ તો सोने पे सुहागा જેવી વાત થઇ ને હાઅ

હા રેવાનું તો બાસામાં ન જ કરીએને ખાવા પીવાનું ચાલશે બધાને

હા હા હા ના ના પણ આ બસ બસ હવે તો એટલું જ છે કે આ પાકું થઇ ગયું ticket આઈ ભી તો મારાથી રેવાણું નહી મેં કીધું પેલા દિભાઈ ને જ જવાબ આપી દવ કે ભાઈ ticket થઇ ગઈ છે હવે

હા બરોબર છે હમ હ હ

હમ

ઓહ્હો તો તો ઈ આખું જબરજસ્ત હા જબરજસ્ત એરીયા અને જબરજસ્ત જોવાલાયક

જોવા જેવા છે અને જ્યાં આપણે रुकशु ત્યાંથી તો મજાથી જ જોવાશેને કે કાઈ પછી આમ બાકી રહી જાશે હા

હમ હમ ના તો આપણે છે ને dreamland જ રેવું છે તમારું જોયેલું છે ને તો આપણે ઈ જ કરીએ કારણ કે એમાં શું થાશે ભલે એક રૂમ ઓછો મળે ને તો આપણે સાથે બધા મળીને સુઈ જાશું ladies હા પણ એકવાર જાવું તો વાથી જ કારણ કે ત્યાંથી બધી જો scenery છે ને આપણે બધું જોઈ શકીએને એવું જ કરવું છે બરોબર હમ તો પણ હવે આપણે બવ costly માં જાશુને તો દસ જણમાં બધાનો વિચાર તો માંગશે હમ બસ બસ કોઈને એવું નો લાગે કે ભારે પડી ગયું એવું કઈ enjoy ભી કરી શકીએ budget માં પણ હોય ખાઈ પી પણ શકીએને બધા પોતાના પેલાના દિવસો થોડા યાદ કરી શકે

હમ અચ્છા આ નોતી ખબર ઓહ્હ હા હા તો બહુ જોવાલાયક છે

હમ વાહ વાહ આ તો મજા પડવાની છે અને હું આજે group છે ને આપણું એમાં હવે પછી good news આપી દવ છું કે આ ticket બધાની confirm છે કોઈ RAC waiting list કાઈ નથી બધાને જેટલા ખાજા લેવા હોય લેવા દયો જો flight હોત તો ખાજા પણ નો લાવી શકેત ઈ પણ લેતા આવશું

બરોબર છે બરોબર છે ના ના આપણે hotel booking નું ભી કરી લઈએ બરોબર છે અને દિભાઈ આપણે ખાવા પીવાનું તો બધું ત્યાં મળે જ છે તો સાથે કઈ લેવાનું રેહશે કે ના હ હ બરોબર છે તો ઈ છે ને પછી આપણે group માં જ discuss કરી લેવાનું કે કોણ કેટલું લઇ આવશે ને કોઈ થેપલા લાવશેને કોઈ આપણું તો ગુજરાતીનું થેપલા વગર તો ચાલે જ નહિ તો કોણ શું લાવશે હા તને યાદ છે ને ઓલી રશ્મી મારું ટીફીન કેટલું ખાઈ જાતી! ઈ કે ના ના તારા ઢોકળા તો બવ ભાવે બવ ભાવે અરે પણ બીજા માટે તો રાખ થોડાક સાચી વાત છે સાચી વાત છે હા એકદમ એકદમ

એક type ની મજા છે ઈ હા હા બસ બસ એવું જ કાંઈક કરશું આપણે બધાને તમારું booking થઇ જાયને એનું confirmation આવે ને એટલે આપણે

હા બધી રીતે પાક્કું છે બરોબર હા અને હવે પછી છે ને મને વાત કરતીતી અંજલિ કે મારા ભાભીને કે કોઈને આવું હોય તો અવાય પણ મેં તો કીધું કે આ તો અમારું છે ને school ના બધા trip માં જાય છી school friends છી બધા હા ઈ તો એટલો excited છે ને કે એને આપણે પેલા કેવું જ પડશે આ તમારું નક્કી થાય ને એટલે સૌથી પેલા હવે એને ફોન કરવો છે હા તો એને આપણે જણાવી દઈએ જણાવી દેશું જણાવી દેશું અને આમેય ઈ helpful પણ ઘણો કાંઈક ને કાંઈક આપણને હા તૈયારી કરવામાં અને બધામાં help કરશે ફોટા વોટા માં તો કેટલો શોખીન છે હર group માં એના ફોટા થોડા દિવસે facebook હમ હા બરોબર છે બરોબર છે અરે દિભાઈ તને insta ચલાવતા આવડે છે કે નહિ મારે પછી insta માં post કરવા છે હો ફોટ આવડે છે? મને નથી આવડતું મારે તો છોકરાવની ગરજ કરવી પડે કે ભાઈ થોડું કરાવી દે ને મને એટલું ફાવતું નથી ચલો

સાચી વાત છે આપણે એવું જ કરીએ અને ઈ જ પેલાના દિવસો ને મજા પડી જાય છે right right right એકદમ હમ માણી લઇ માણી લઇ બરોબર એકદમ બરોબર છે માણી લઇએ આ પળને અને બસ હવે ફટાફટ ફટાફટ આપણું booking થાય અને પછી કરીએ તૈયારી થોડી કપડાની થોડી આપણી ખાવા પીવાની અલગ અલગ બધી તૈયારી સમજીને કરી લઈ દસ જણ તો confirm છે ticket હા group માં ભી આપણે બાર પંદર છી પણ અત્યારે બધાની હા નોતી જેને confirm હતી confirm છે દસ ની હા બરોબર છે ભલે ત્યારે okay okay દિભાઈ okay okay ચલો અરે hi આનદ કેમ છે? બસ બસ ચાલે છે શું ખબર?

અરે શું બોલે છે તું આનંદ what are you doing સુ કરસ તું જા અત્યારે કેટલી સારી સારી movie આયવી છે કાન્તારા જોયું?

કઈ દુનિયા માં છુ તુ યાર ગજબ કરસ કન્તારા સરસ સે ઉંચાઈ સાચું કું આનંદ મન લાગે હું પંચક માં ગઈ શું મેં ત્રણ movie તો જોઈ એમાં ઉફ દૃશ્યમ તો મેં બે વાર જોઈ બો દૃશ્યમ two તો તો તુ one માં જીવે છે હજી? તું જોઈએ છે ને અરે after a long time આમ india સિનેમા માં આપડ સુ કરસ? અરે યાર ટીકિટ બની જાય પછી તને ખબર છે ને અજય દેવગન નું હોય તેયેવ હું control ના કરી સકું અને મેં અમિત ને કહીજ રાખ્યું સે અજય દેવગન નું movie આવે ત્યારે તારે મને first day first show લઇ જવાનું એને પહેલું તો ત્યારે જ જોઈ લીધું તુ બોલ

પણ ચોથી ફેઇલ માં પણ કરામત હમ્મ

નીકળી શકે છે શું કામ ખબર છે તને શું કામ નીકળી શકે છે because એને પોતાના family માટે ગજબ નું કન્સર્ન હતું એટલે છે ને એ એના family માટે કોઈ પણ હદ સુધી જઈ સકતો એ જે એની loyalty family માટે dedication જે હતું જોવા જેવું છે ને જે બધા ને શીખવા જેવું છે ને પેલી movie માંથી બી ખબર છે આનદ મેં મારા છોકરાઓ ને એ જ સમજાવ્યું તું કે જો એના father એ ના પડી તો એને પોતાનું બયાન બય્દલ્યું ના જ બદલ્યું ને

ectually એટલો compost બતાવ્યો છે એને હમ એક જે real father નો જેને રોલ કરવો જોએ જે આમ એ real માં બહુ ટચી છે અત્યારે પણ અને સોથી best વાત એ કેટલો સારો માણસ કેવાય કે એને adaptor daughter વિચાર કર પોતાની daughter હોય ને આનંદ તો બધા જ કરે adaptor daughter પણ વાળ નથી વાંકો કરવા દીધો

હા પણ હવે મને ખબર છે હું star નથી i know i know i know i know હા પણ એટલે જ કરું છુ કે તું શાયદ તું મારી excitement જોઈ ને કાલે વયો જા લેટ નઈ કર અને break લે આ પોતાની આ rutin life થી જો હું sucess થઇ ગઈ ને તને એકદમ convince કરવા માટે જોયું

તો એક કામ કર પેલા એને જે અમિતાબ બચન ગમે તો તો ઊંચાઈ વયોજા એ ની એ જણાય જાય ને પછી આ દૃશ્યમ two તો miss કરવા જેવું જ નથી જાઉં જ જોઈએ ઉંચાઈ પણ સરસ છે બવ સરસ છે ઇ એજ group ને જો બધા એવું પુછે કે ઇ એજ ગ્રુપ માં એ લોકો ને જુસ્સો છે જે તું તો અત્યારે એના થી વધારે મને old લાગે છે અમિતાબ બચન થી વધારે old અને થાકેલો થાકેલો પાકેલો આનંદ હે બસ જો આ બધું રૂપિયાથી તમે લોકા છે ને અરે yaar તમે રૂપિયા થી તોલી નાખો ને entertainment માટે બસો રૂપિયા માં થઇ જાય બે લાખ માં એ થઈ જાય એ ખોટું છે જો એ ખોટું અની જે એમજ હું actor લોકો ની side માસુ બધા આખી દુનિયા ભલે actor લોકો ની against માં હોય

હા આ નસીબ કાઈ વાંધો નહિ અરે વિચારવાનો પણ કેટલો વિચારવાનો કેટલો પૈસો કમાઇસ ને કેટલો બચાવીસ જા yaar family ને લઈને next next time ને હવે હું જયારે છે ને ticket કરાવીસ ત્યારે તારા અખા family મારી હારીજ કરાવાની છે family મારા તરફથી પણ અંદર નું popcorn ને એ બધું coffee you know માં coffee વગર તો હું movie જોવા જાઉં નઈ

please હો dont spoil એકદમ spoiling sport નઈ બંધાય એટલે એટલે જ તારી વહુ નથ જાતી એટલે જ તારી વહુ નથ જાતી

તો ઘેર થી મુડી લઇ જાય ચોપ લઇ જાય interval માં પોતાના tiffin ખોલે yes અલગ મજા હતી એટલે ઓછા માં પણ કેટલો સંતોષ હતો ત્યારે જો એકદમ એકદમ જો એ કઈ વાત નું i agree હા i agree હા પાક્કું કારણકે જો એમાં તો ત્યારે caramel popcorn લે અને સાથે cheese popcorn કરીને ડબ્બો લે મોટો તબ લે એટલે એ ચારસો રૂપિયાનો અલગ એ ચારસો એ બસ્સો ticket અને સાથે coffee ના ત્રણસો નવસો થી હજાર રૂપિયા ક્યાંય નથ જતા પણ તો બી ત્રણ કલાક તું જે enjoy કરીશ જે અચ્છા અચ્છા improvement કેટલું છે પેલાં નાં theatres કેવા હતા અને અત્યાર ના theatres નું improvement આજ in case માં કેવું લાગે આપણે એક છે ને જેવો ગોળ નાખે એવું મીઠુ થાય ભાઈ આનંદ

એવી રીતે લઇ જાજે ને કે તું એની માટે surprise રાખજે અને સાથે સાથે હું તને કૈદુ આવાત મારી માનજે સંભાળ સંભાળ હું તને plan કર દુંઉ સંભાળ ને અરે તું recliner માં જાજે recliner હા recliner માં તુ બેસજે બઉ મજા આવશે અમે લોકો ગયાં ને હમના તું સંભાળ

હા અચ્છા ચલ બોલ બોલ બોલ બોલ બોલ બોલ

આ હા હા આ અને ladies જો સહન કરે એ હમમ

કાઈ ચાલ્યું નઈ પણ તો ભી એને ladies ladise sport કર્યો થોડો mistake આ movie માં ladies ની બતાઈ રહી છે કે ladies ના પેટમાં થોડી વાત ન રેય પણ સ્ટિલ એટલું બધું પણ નોતું જો point of you જોવા જેવું છે ladies ને એમથાય કે બધું શેર કરે એ અની જગ્યા અ right હતો કે ના અવાત link ના થવી જોઈએ કે શુ ઘટના થઇ હતી સો નો જો તને દૃશ્યમ two ના જોવાનું તારે છે આતો આનંદ તને અગ્રહ કરું છુ તન જાઉં હોય તો હું ત્રીજી વાર ready છુ ok ok ઉંચાઈ ભી બુ સારું છે miss ન કરી નાખ ઉંચાઈ પણ સારું છે drama વિશે મને કાઈ એટલું ખાસ નથી અમિત ના interest ના subject છે જેવા સારા drama આવશે ને એટલે ત્યારે ticket આવી ગઈ હશે અને movie સારી આવે તો હું ticket લઇ ને આવું તો એક કામ કરો ને તું અને અમિત જાઓ drama જોવા અમે લોકો વહ્યા જઈએ સુ અહિયા movie જોવા ચાલો સુ કરશું ચાલો એક program આપડે બધા સાથે કરીએ તો મજા આવશે તારી family મારી family એ બાને શું છે કે થોડા હું અને શિલ્પા પણ free થાસુ close થાસુ એને પણ ગમશે

અમે movie દેર વી reslly enjoy actually અમે actually કર્યું very good સારું જ છે એમાં સુખી છો સુ કેછ હા પૂછી લેજો પૂછો તમે સમદુખ્યાં ભાઈ અને સમસુખ્યા ભી છો ક્યાં ખુશ રેવાય ને ત્યાં દુઃખી થઇ જાઓ છો બાકી જો માનો ને તો અઈયા જ મોક્ષ છે અને માનો તો અઈયા જ સુખ છે નાં માનો તો કઈ નઈ સંતોષ હોવો જોઈએ સુ કેય તું છે ને વચ્ચે વચ્ચે મળતો રે થોડુંક પાંચ રૂપિયા ઓછા કમાંઈસ ને વાંધો નઈ પણ સ્ટ્રેસફ્રી લાઇફ જીવીસ એટલે થોડુક આ મુવી જો entertainment કર enjoy કર movie ના સારું હોય તો આપડે કંપની ને enjoy કરી લેવાની

જો આ weekend નું હું confirm નથી કારણ કે આ weekend માં છે ને અમારે એક party attend કરવાની છે અને બહુ close છીએ તો એ તો જવું જ પડશે એનાં પછી ના weekend સુધી તું તપાસ કરી લે કે મુવી ચાલે છે કે પછી change થઇ ગયું છે

તું મારી સાથે રઈસ ને તું થોડા દિવસ મારી સાથે રે બે ચાર weekend આવ તું પણ એવો થઇ જઈશ સુ કેય done done done પણ છે ને મારા થી બોલાય ન જાય ને તારું suspense હું બગાડી ના નાખું એ ધ્યાન રાખજે એટલે મને છે ને popcorn દેતો રેજે તું મને popcorn દઈદે તો હું ચુપ રઈસ ચોક્કસ ચોક્કસ ચોક્કસ એક દમ પાકકું રાખજે આ વાળો program હવે cancer નઈ કરતો ને હવે મારે આજે clint છે ને આજે ઓલા છે ને ફલાના છે ધીકના છે ને એવી કોઈ વાત નથ જોતી આ આપડું પાક્કું જ થઇ ગયું છે હું next ticket બુકાય કરાવું છુ rigth fine fine ચલો હમમ by by